એ બાજુએ લોખંડના ફ્રેમ વાળા ગોલ પોસ્ટ મૂકેલા છે જ્યાં બાળકો રમી રહ્યા હશે.

ગંગા ગોલા સેન્ટર પણ દેખાઈ રહ્યું છે કાલ સ્કુટી જેવા વિહીકલો દેખાઈ રહ્યા છે.

પેટ્રોલ ભરવા માટેનો પંપ દેખાઈ રહ્યો છે અને તેના ઉપર છાપરું કરવામાં આવ્યું છે જે બ્લુ રંગનું છે.

સો ચાલી રહ્યા છે અને આ બા બગીચાનો દ્રશ્ય જોઈ રહ્યા છે.

અંદર પ્રકાષિત હોલ માં ટેબલ ખુરશીઓ ગોઠવેલી છે અને ગ્રાહકો ભોજન લેતા કે વાતચીત કરતા જોવા મળે છે.

બોર્ડ પર ગરમ ચાની કપનું લોગો પણ બનાવેલું છે પ્રવેશ દ્વાર પાસે લીલા રંગનો કાર્પેટ પાથરેલ છે.

ચિત્રમાં ઘણી બધી ખાવાનાની દુકાનો દેખાઈ રહી છે ગ્રાહકો ખાવાનોને દુકાનો તરફ જઈ રહ્યા હોય એમ લાગે છે.

દ્રશ્યમાં ઝાડું દ્વારા રસ્તા ઘેરાઈ રહ્યા હોય એમ લાગે છે.

ડાબી બાજુનો જેકેટ પીળા રંગનું છે જેમાં લીલા અને સફેદ ફૂલોના પ્રિન્ટિંગ છે જે ખૂબ જ આકર્ષક લાગે છે.

મધ્યમાં ગાઢ નીલા રંગનું જેકેટ છે જેના પર સૉનેરી બટનો લગાવવામાં આવ્યા છે.

થોડા લોકો સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે બગીચાની આજુબાજુ સફેદ રંગની દીવાલ અને લાલ લીલા રંગના ટાઇલ્સ નો રસ્તો છે.

ચિત્ર ખૂબ જ કુદરતી સૌંદર્યનું પ્રદર્શન કરતું હોય એમ લાગે છે.

માં લીલાછમ વૃક્ષો દેખાય રહ્યું છે અહીં એક ચાકડુ દેખાય રહ્યું છે જેના પર એક પૈંડો દેખાય છે.

ચિત્રમાં એક રસ્તો અને તેની બાજુમાં આવેલું રહેણાંક વિસ્તાર દેખાઈ રહ્યું છે.